જાવામાં nested આઇએફ અને ટર્નરી ઓપરેટર પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલના અંતમાં તમે નીચે આપેલ સમજાવવા માટે સમર્થ હશો nested આઇએફ સ્ટેટમેંટો અને ટર્નરી ઓપરેટરો
તેનો જાવા પ્રોગ્રામમાં ઉપયોગ કરવો
આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ ૧૧૧૦ જેડીકે ૧૬ અને એક્લીપ્સ આઇડીઇ ૩૭૦ આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ રીલેશનલ અને લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વિશે
અને ifએલ્સે કન્ટ્રોલ ફ્લો સ્ટેટમેંટો વિશે
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટનો સંદર્ભ લો
નેસ્ટેડ આઇએફ સ્ટેટમેંટ આઇએફ સ્ટેટમેંટ જેમાં બીજું એક આઇએફ સ્ટેટમેંટ આવેલ છે તેને nested આઇએફ સ્ટેટમેંટ કહેવાય છે
હવે ચાલો નેસ્ટેડ આઇએફ સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષનું સ્થાન નિર્ધારિત કરીએ
આ કિસ્સામાં જો કંડીશન ૧ ટ્રૂ હોય તો પ્રોગ્રામ કંડીશન ૨ માટે તપાસ કરે છે
કંડીશન ૨ બીજા એક આઇએફ સ્ટેટમેંટનાં ઉપયોગ દ્વારા અપાય છે
જો કંડીશન ૨ ટ્રૂ હોય તો પ્રોગ્રામ સ્ટેટમેંટને અથવા બ્લોક ૧ ને એક્ઝેક્યુટ કરે છે
નહી તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક ૨ ને એક્ઝેક્યુટ કરે છે
જો કંડીશન ૧ ફળસે હોય તો પ્રોગ્રામ કંડીશન ૨ ને તપાસ કરશે નહી
તેનાં બદલે તે સીધું તેના એલ્સે સ્ટેટમેંટ પર જશે દાત
બ્લોક ૩
હવે તેને સારી રીતે સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ આપણી પાસે એક્લીપ્સ આઇડીઇ અને બચેલા કોડ માટે જોઈતું માળખું છે
આપણે નેસેડિફ્ડેમો ક્લાસ બનાવ્યો છે અને તેમાં મેઈન મેથડ ઉમેરી છે
આપણે તપાસ કરીશું કે આપેલ ક્રમાંક એકી ક્રમાંક છે કે બેકી ક્રમાંક છે
આપણે nested આઇએફ નાં ઉપયોગ દ્વારા નેગેટીવ ક્રમાંકોને પણ નિયંત્રિત કરીશું
તો મેઈન મેથડમાં ટાઈપ કરો ઇન્ટ ન માઇનસ 5 આપણે નેગેટીવ ક્રમાંકને સંગ્રહીત કરવા માટે વેરીએબલ ન બનાવ્યો છે
હવે આપણે આઇએફ કંડીશનો લખીશું
પછીની લાઈનમાં ટાઈપ કરો આઇએફ ન 0 ખુલ્લો કર્લી કૌંસ
એન્ટર દબાવો systemoutપ્રિન્ટલન કૌંસમાં અને ડબલ અવતરણ ચિહ્નમાં નેગેટિવ નંબર પહેલા આપણે જોઈશું કે ક્રમાંક નેગેટીવ છે કે નહી
જો છે તો આપણે એકી કે બેકી માટે તપાસ કરીશું નહી
જો ક્રમાંક નેગેટીવ નથી તો આપણે એકી કે બેકી માટે તપાસ કરીશું
પછીની લાઈનમાં ટાઈપ કરો એલ્સે એન્ટર દબાવો હવે જો એક્ઝીક્યુશન એલ્સ ભાગ પર આવ્યું છે
એનો અર્થ એ છે કે ક્રમાંક નેગેટીવ નથી
તેથી આપણે આ એલ્સ ભાગની અંદર એકી કે બેકી માટે તપાસ કરીએ છીએ
ટાઈપ કરો આઇએફ એન્ટર દબાવો Systemoutprintlnએવેન નંબર એલ્સે એન્ટર દબાવો ટાઈપ કરો Systemoutprintlnઓડ નંબર તો આપણે એ ખાતરી કરીશું કે નેગેટીવ ક્રમાંકો એકી કે બેકી તપાસ માટે ગણતરીમાં લેવાતા નથી
હવે ચાલો કોડને ક્રિયામાં જોઈએ
ફાઈલને સંગ્રહ કરી રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ નેગેટિવ નંબર તરીકે મળે છે
હવે ચાલો પોઝીટીવ ક્રમાંક પ્રયાસ કરીએ ન 5 ને ન 5 થી બદલો હવે ફાઈલને સંગ્રહીત કરી રન કરો જેવું કે આપણે જોઈ શકીએ છીએ ધાર્યા મુજબ આઉટપુટ ઓડ નંબર છે
ચાલો બેકી ક્રમાંક પ્રયાસ કરીએ ન 5 ને ન 10 થી બદલો
હવે ફાઈલને સંગ્રહીત કરીને રન કરો આપણે જોઈ શકીએ છીએ ધાર્યા મુજબ આઉટપુટ એવેન નંબર છે
આઇએફ સ્ટેટમેંટને બીજા એક આઇએફ સ્ટેટમેંટમાં સમાવેશ કરવાની પ્રક્રિયાને nested આઇએફ કહેવાય છે
નેસ્ટીંગનાં માત્રાની કોઈ મર્યાદા નથી
પરંતુ ૩ સ્તરની નેસ્ટીંગ કરતા આગળ ન જવું એ એક સારો અભ્યાસ છે
હવે આપણે ટર્નરી ઓપરેટર જોઈશું
પહેલા હું મેઈન મેથડ ને સાફ કરીશ
આપણે એક એવો પ્રોગ્રામ લખીશું જે ક્રમાંકને ૨ વડે ભાગ કરે
આ અત્યંત સરળ પ્રોગ્રામ છે પરંતુ સમસ્યા એકી ક્રમાંકોનાં ભાગ કરતી વખતે આવે છે
જયારે ૭ ને ૨ થી ભાગવામાં આવે છે આપણને ૩ મળે છે
પણ શું થશે જયારે આપણે પરિણામને નજીકનાં ક્રમાંકમાં આવરી લેવાનું ઈચ્છીએ છીએ
એનો અર્થ એ કે જયારે ૭ ને ૨ થી ભાગવામાં આવે છે તો આપણને ૪ મળે છે ન કે ૩ સાદા અર્થમાં આપણને આગળનો ક્રમાંક જોઈએ છે
ચાલો જોઈએ આવો પ્રોગ્રામ કેવી રીતે લખવું
જુઓ મેઈન મેથડ અંદર ટાઈપ કરો ઇન્ટ ન ન્હાલ્ફ આપણે ક્રમાંકને ન માં અને અર્ધો ક્રમાંક ન્હાલ્ફ માં સંગ્રહીત કરીશું પછીની લાઈનમાં ટાઈપ કરો ન 5 પછીની લાઈનમાં ટાઈપ કરો આઇએફ ન 2 0 એન્ટર દબાવો ટાઈપ કરો ન્હાલ્ફ ન 2 એલ્સે ન્હાલ્ફ ન 1 2 આપણે તપાસ કરીશું કે ક્રમાંક એકી છે કે બેકી અને એ અનુસાર ભાગ કરીશું
હવે પ્રોગ્રામને ક્રિયામાં જોવા માટે પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ
તો ટાઈપ કરો systemoutપ્રિન્ટલન હવે ફાઈલને સંગ્રહીત કરીને રન કરો જેવું કે આપણે જોઈ શકીએ છીએ આપણું ઉદ્દેશ મળ્યું છે
આપણને આઉટપુટ ૩ મળ્યું છે ન કે ૨ પણ જો આપણે નોંધ લઈએ તો આપણે શું કરીએ છીએ કે કંડીશન પર આધાર રાખીને વેરીએબલની વેલ્યુને સુયોજિત કરીએ છીએ
આપણા પ્રોગ્રામમાં લોજીક કરતા વધારે સીન્ટેક્ષ છે
આમ જયારે ટર્નરી ઓપરેટર કોડને સરળ બનાવે છે
ટર્નરી ઓપરેટર કંડીશનલ ઓપરેટર છે જે પરિણામ nested આઇએફ ની જેમ જ આપે છે
આ નાની સીન્ટેક્ષ આપે છે અને તે પ્રશ્ન ચિન્હ દ્વારા દર્શાવાય છે
આ એક સમયે ત્રણ ઓપરેન્ડો લે છે
ચાલો ટર્નરી ઓપરેટરની સીન્ટેક્ષ વિશે શીખીએ
એક્સપ્રેશન એક કંડીશન છે જેને આપણે તપાસવું છે
ઓપરેન્ડ ૧ એ રિઝલ્ટ વેરીએબલની વેલ્યુ છે જો કંડીશન ટ્રૂ હોય
જો કંડીશન ફળસે હોય તો ઓપરેન્ડ ૨ એ વેલ્યુ છે
હવે ચાલો તેને આપણા પ્રોગ્રામમાં વાપરીએ
પહેલા ચાલો if એલ્સે સ્ટેટમેંટને રદ્દ કરીએ
ટાઈપ કરો ન્હાલ્ફ n 2 0
ન 2 ન 1 2 અર્ધવિરામ આ સ્ટેટમેંટ આ રીતે વંચાય છે જો ન બેકી હોય ન્હાલ્ફ એ ન ભાગ્યા ૨ છે નહી તો તે ન વત્તા ૧ ભાગ્યા ૨ છે
હવે ચાલો આને ક્રિયામાં જોઈએ
ફાઈલને સંગ્રહીત કરી રન કરો
Ctrl એસ અને Ctrl ફ11 કી દબાવો જેવું કે આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ધાર્યા મુજબનું છે
આ રીતે ટર્નરી ઓપરેટર કોડમાં વેરવિખેરને ઘટાડે છે અને વાંચનમાં સુધાર કરે છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા nested આઇએફ સ્ટેટમેંટો અને ટર્નરી ઓપરેટર વિશે જાવા પ્રોગ્રામમાં nested આઇએફ સ્ટેટમેંટો અને ટર્નરી ઓપરેટર નાં ઉપયોગ વિશે હવે આપેલ ઉપર એક એસાઈનમેંટ લો nested આઇએફ અને ટર્નરી ઓપરેટર
નીચે આપેલ માટે જાવા પ્રોગ્રામ લખો
nested આઇએફ નાં ઉપયોગ વડે તપાસ કરો કે ક્રમાંક બેકી છે કે નહી અને સાથે જ ૧૧ નો ગુણાંક છે કે નહી
ટર્નરી ઓપરેટર નાં ઉપયોગ વડે આપેલ બે ક્રમાંકોમાંથી મોટા ક્રમાંકને ઓળખો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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
સ્પોકન ટ્યુટોરીયલો ની મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે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
જોડાવા બદ્દલ આભાર